એમા તમામ વિધાર્થીઓ વિધ્યા અભ્યાસ કરવા માટે આવે છે.

માટે કોઈ પણ સારી નોકરી મળે તે માટે તેમને યોગ્ય માગ્દર્શન મળે છે.

તમામ પ્રકારના સરકારી ભરતી અંગની તૈયારી કરવા વાળા વિધાર્થીઓ વાંચવા માટે--

અને તમામ વ્યક્તિઓને પોતાની જરૂરિયાત મુજબની તમામ વસ્તુઓ.

વસ્તુઓ મળી રહે તે માટેનુ મીની મોલ જેવુ છે અને--

લગ્ન અથવા રિસેપ્શન તમામ પ્રકારની--

દુકાનની અંદર અનેક પ્રકારના ડબલાઓ તેમજ ઉપર જ ઉપર ઘણી પ્રકારની વસ્તુઓને ટીંગાડવામાં આવ્યું છે તેમ જ એક દુકાનની અંદર એક--

અને પેટ્રોલ પંપ માં એક વ્યક્તિઓ પોતાની ગાડીમા પેટ્રોલ ભરાવા આવે આવ્યો છે અને--

હોટલ નું નામ બાપા સીતારામ કાઠિયાવાડી હોટલ છે અને આ હોટલ માં--

ભાવૃક ભક્તો ભગવાનના દર્શન કરવા માટે આવેલ છે અને મંદિરની અંદર ભગવાનને--

આ એક સ્વિમિંગ પૂલ નું ચિત્ર છે તમામ વ્યક્તિઓ ઉનાળામાંથી ગરમ ઉનાળાની ગરમીથી રાહત મેળવવા--

કરવા માટે આવે છે અને યોગા કરવાથી શરીરને તંદુરસ્તી જળવાઈ રહે--

મળે છે તેમજ અનેક પ્રકારની અલગ અલગ આધુનિક ટેકનોલોજી યુક્ત બાઈક મળી રહી છે.